બહુ બહુ એટલે મેં દર બે ધોરણ એ school બદલી બદલતો. હું

અને આગળનું બધું ખુલ્લું હોય ને ઓસરી હોય આપણા ઘરની બરાબ હાઓ. ને વચ્ચે તો જ્યારે ચોમાસુ આવે ને

ભાઈ મને યાદ છે. એક school ના અંદર કોઈપણ inspector માટે phone આવે એટલે school માં આપણે જતા ને તો પહેલા પ્રાર્થના ચાલુ હોય તો પ્રાર્થના ચાલુ મને madam વાંધો નહીં આંખો બંધ કરો એવામાં અમને feel થાય કે કે પાછળથી કોઈએ. મારી એનો અવાજ આયો ધડીમ દઈને એવા બધા ઘણા લોકો મારતા. અને અમને feel થતું.

હા હવે આપણો ને પડવાની.

તાલે મહંમદ જાગીરદાર school છે. ખબર છે. વિદ્યામંદિર આગળ

ઓહ્હ કે છોકરાઓ સાહેબની મજાક ઉડાડતા. ને એ છઠ્ઠા સાતમામાં ભણતા હોય. સાહેબ મારી મારીને ચોટલી ઉડાડી દેતા. જ્યારે અગિયાર બાર ની class માં જતા હતા કે જ્યારે શનિવારનું સવારની કસરત કરવાની ત્યારે અમને થોડું પણ બોલી શકે અને એ છોકરાઓ full મસ્તી કરતા. ના શકે એ છોકરાઓ full મસ્તી કરતા ના અમુક સ્ટુડન્ટો હોય કે જે બહુ મસ્તી કરતા હોય. હા દરેક school માં દરેક class માં ઓછામાં ઓછા બે ત્રણ તો હોય જ જે આમ class ના don હોય ને નીડર હોય don હોય એ type ના કે અમને કોઈ બતાવી ના શકે.

હું જેટલી સ્કૂલો બદલી એ બધી આવો અનુભવ થયેલો. સાચી વાત શિહોરી શિવાડીટી પછીનું ગઢ આયો. ગઢમાં બહુ મસ્તી કરી. ગઢવીમાં ત્રણથી ચાર વર્ષ અમે રહેલા. અને અમુક sir હોય તો અમુક sir હોય એ બધા સ્ટુડન્ટોને બહુ માર માર કરતા હોય. બહુ હેરાન કરતા હોય. Lesson નથી. લાયા મારો અવાજ કરો છો. તો બી મારો નથી આવડતું તો બી મારો.

બધા class સામે અંગૂઠા પકડીને અડધા કલાક સુધી જ્યાં સુધી class ચાલે ત્યાં સુધી અંગૂઠા પકડવાના

અંગૂઠા પકડાવી. અને વર્ષ કમર ઉપર ચોક મૂકે.

બહુ જ best દિવસો હતા. ભાઈ હો આ school life ના દિવસો Best તો મને પણ લાગ્યા પણ એમ હતા. ખરા એમ બહુ એટલે સારી એવી memory બની ગઈ. બહુ જે friend ને બધા સારા એવા બન્યા મળ્યા. અને એ બધા friend પછી જુદા થઈ ગયા. સ્કૂલો પછી કંટાળો આવે કંટાળો આવે ત્યારે college માં આવો ને ક્યારે college life તો એટલી બધી સારી ગઈ નથી. જેટલી school life હતી. અને school life એવું feel થાય છે. પણ school ના friend હતા એ બહુ best હતા. શું કહેવું તારું Right વાત છે. મારે એક સાહેબ હતા. english ના જે એમના એના એના કારણે મને આટલું english નું શોક ચડ્યું.

હા એજને school life બહુ best હતી. ભાઈ સારુ ભાઈ તો હું તને પછી phone કરું હો.

મારો topic છે cow ગાય ગાય એક ખૂબ જ ઉપયોગી પાલતુ જાનવર છે આ એક થી જાનવર છે અને અનેક ઉદ્દેશ્ય માટે ઘરે લોકો દ્વારા રાખવામાં આવે છે. ઘણી ગાયોને મોટું શરીર બે શીંગડા બે આંખ બે કાન એક નાક એક મોઢું અને એક માથું અને એક મીઠી પીઠ અને પીઠ વાડી મહિલા જાનવર હોય છે આ વધુ ખોરાક ખાય છે આ ગાય આપણને સ્વસ્થ અને મજબૂત બનવા માટે દૂધ આપે છે દૂધ આપણી પ્રતિ શોધક ક્ષમતા વધારે છે અને સંક્રમણ અને અન્ય રોગથી બચાવે છે આ એક પવિત્ર પશુ છે અને ભારતમાં એક દેવીની જેમ પૂજવામાં આવે છે હિન્દુ સમાજ એ ગાય માતાનો દરજ્જો આપ્યો છે અને ગૌ માતા કહીને પણ બોલાવે છે. આ અનેક પ્રયોજનો માટે ઉપયોગી દૂધ આપનાર જાનવર છે હિંદુ ધર્મ એવું માનવામાં આવે છે કે ગોદાન સૌથી મોટું દાન છે ગાય હિંદુઓ માટે એક પવિત્ર પશુ છે. ગાય પોતાની જીવનકાળમાં ખૂબ લાભ આપે છેઅને અહીં સુધી એ મર્યા પછી પણ ખૂબ જ ઉપયોગી છે જીવિત રહેતા આ દૂધ વાછરડો, બળદ, છાણ, ગોમત્ર આપે છે અને મૃત્યુ પછી તેના જામણા અને હાડકામાંથી હાડકાને કામમાં લેવા આવે છે તેથી આપણને કહી શકાય છે. કે આપણને માટે સંતો થી ઉપયોગી છે આપણે તેના દૂધથી ઉદપાદ બનાવી શકીએ જે જેમ કે ઘી, ક્રીમ, માખણ ઘી, મઠો, મીઠાઈ વગેરે અને તેના મૂત્ર અને છાણ પ્રાકૃતિક ઉફસ્તક ના સ્વરૂપમાં ખેડૂતને ઝાડ વૃક્ષની પાકમાં ઉપયોગી

કેટલીક ગાય કાળી કેટલીક સફેદ તો કેટલી ચીક ચીકમબરી રંગની હોય છે આ અનેક રીતે વર્ષોથી માનવ જેટલા મદદ માનવજીમાં મદદ કરે છે ગાય અનેક વર્ષોથી આપણને જીવનમાં સ્વસ્થ બનવાનો કારણ બને છે માનવ જીવનને પોષિત કરવા ગાયને ઉત્પત્તિ મહાન ઇતિહાસ શીખવવે છે. આપણે બધા આપણા જીવનમાં તેની મહત્વની જરૂરિયાત જાણીએ છીએ અને એ પછી એ ભી ખ્યાલ આવે છે કે ગાય આપણા માટે કેટલી મહત્વની છે ગાય આવ આ ગાયે એ ખૂબ ઉપયોગી પાલતુ પ્રાણી છે આપણે જોવા જઈએ તો ગાયને શરીર રઈના અને રંગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે ગાયના શરીર પર બીજા પ્રાણીઓની સાક્ષીમાં ખૂબ જ ઓછા વાળ આવેલ હોય છે એ પછી આપણે જોઈએ છે કે ગાયને તે મજબૂતી શિંગડા છે તે તેના વાછરડાની રક્ષા કરે છે ગાય એક જ દિવસમાં તીસ ચાલીસ લીટર જેટલું દૂધ પાણી પડી શકે છે ગાયને બે આંખો હોવાથી તેનાથી તેથી ત્રણસો ને સાહિઠ ડિગ્રી સુધી જોઈ શકે છે ગાયનું વજન બસો કિલો થી સાતસો કિલો સુધી હોય છે ગાય પણ માનવની જેમ એક મહિને ગર્ભ ધારણ કરે છે ગાય ચારો ખાધા પછી તેને વગોડે છે. તે એક મિનિટમાં લગભગ પચાસ વખત વગોડે છે ગાયની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે અને તેના માલિકને તાત્કાલિક ઓળખી જાય છે ભારતમાં આપણે જોવા જઈએ તો ત્રીસ જેટલી ગાયોની ઓલા તો જોવા મળે છે ગાય ગુજરાતમાં ખાસ કરીને ગીર ગાય કાકરેથી ગાય થી રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અત્યારના રિપોર્ટનું ભારતમાં ઓગણીસો મિલિયન ગાયની જનસંખ્યા હતી ગાય દૂધ આપે છે ગાયનું દૂધ પૌષ્ટિક માનવામાં આવે છે તેમાં પણ આપણને ગુજરાતની ગીર ગાયનું દૂધ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે ગીર ગાય એ દુનિયાની શ્રેષ્ઠ ગાય છે ગીર ગાયના દૂધના માંગ દેશ-વિદેશમાં છે બ્રાઝિલ ગીર ગાયનું પ્રમાણક ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે આ ધોધ આપણે રોગ રોતક ક્ષમતા વધારે છે દૂધ માંથી અનેક પ્રકારના વ્યંજન ની વસ્તુ બને છે ગાયના છાણ અને મૂળ મૂત્ર પણ ખૂબ ઉપયોગી છે ગૌમુત્રને શિષ્ટ ઔષધ ગણવામાં આવે છે તેને ખૂબ જ માંગ છે ગાયના છાણ અને મૂળ મૂત્રામાંથી બનતું ખાતર ખેતી માટે ઘણું જ ઉપયોગી બને છે સાથે તેમના ગુજરાત સરકારે ગાયના આધારે ખેતીને પ્રોત્સાહન આપ્યો છે આપ્યું છે તેના માટે સરકાર સહાય પણ આપે છે ગાયના મૂળ મૂત્ર અને છાણ ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે હાલના ભારતની પશુઓ પર સંશોધન કરીએ તો થા એ તમામ ગાયોને દૂધનો અભ્યાસ કર્યો છે એ સંસ્થાનું નામ છે નેશનલ બ્યુરોસ એનિમલ જેનેટિક રિસોર્સ જે અભ્યાસમાં મુજબ છે ભારતીય વંશની ગાય ગાયના દૂધમાં મહત્વનું ઘટક omega three fatty acid વધુ પ્રમાણમાં જોવા મળે છે તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે તથા celcosite નામનું તત્વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાય બને છે આપણે જોવા જઈએ તો ભારતીય વંશની ગાયના દૂધમાંથી એક વધુ મહત્વનું તો તો ખૂબ જ પ્રમાણમાં મળે છે જે તે CLE એટલે કે congrujetic linolic acid ના નામથી ઓળખવામાં આવે છે દૂધમાંથી કુદરતી મળતું CLA શરીર માટે ખૂબ જ લાભકારી છે જે કેન્સર અને ડાયાબિટીસ વિરોધી સિદ્ધ થયેલ છે કુદરતી ઘાસચારો ચડવા વાળી ગાયને દૂધમાંથી તત્વ વિશેષ વાત માત્રમાં મળે છે ભારતીય વંશમાં ગાયની કુંડમાં નાડીઓ હોય છે તેના દ્વારા સૂર્યના કિરણો ભીલીને શરીરમાં ઉતારે છે તેને સૌ સોરી તેને તેનામાંથી પેદા થાય છે અને તેથી ગાયનું દૂધ પીળાશ પડતા સુવર્ણ રંગનું હોય છે તેમાં સુવર્ણ રંગ ભસ્મનો ગુણો હોય છે ફક્ત ભારતીય વંશની ગાયમાં દૂધમાં stronium નામનો તત્વ છે ભાણો વિતરણો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે ગાયના વાછડાની બળદ રહે છે તેની ખેતીના કામમાં ઉપયોગ થાય છે જોકે હાલમાં આધુનિક technology કારણે factor ખેતી થવા લાગી છે તેથી બળદનું મહત્વ ઘટ્યું છે વર્ષો સુધી આપણે પૂર્વજો બળદ થી ખેતી કરી છે આપણે જોવા જઈએ તો હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે હિન્દુ ધર્મમાં માન્યતા મુજબ ગાય માટે ત્રીસ કરોડ દેવતાનો વાસ છે ભારતમાં ગાયને દેવીની જેમ પૂજવામાં આવે છે હિન્દુ સમાજ ગાય માનવ દરજ્જો આપ્યો છે અને સૌ કોઈ તેને ગૌ માતા બોલાવે છે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા અવસર પર ગાયને વિશેષ રૂપે પૂજા રચના કરવામાં આવે છે તેને મોરપીછ વગેરે તે શણગાર કરવામાં આવે છે હોળીના તહેવાર પર ગાયને સિંગના કલર કરવામાં આવે છે તેથી તે તેની પૂજા કરવામાં આવે છે એન માનવામાં આવે છે કે ગાય શિંગડામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નું વાસ હોય છે ભારત ભારતમાં ગાયનો પાલન સિંધુ ખીણના સંસ્કૃતિના સમર્થિત થવું અટક્યું છે પ્રાચીન કાળમાં ગાય આસ્થાની સંમતિ પર પ્રતિક કરવામાં આવ્યું છે સમય તેને યુદ્ધ સમયે સોનું આભૂષણ ની સાથે ગાયને પણ લૂંટારો લૂંટી જતા હતા તે રાજ્યમાં જેટલી ગાયો વધારે હોય તેને વધારે સમૃદ્ધ માનવા માં આવતું હતું ગાય હિન્દુ ધર્મ માટે ગોદાન માટે ગોદાન સૌથી મોટું દાન માનવામાં ગાય પોતાની જીવન કાળમાં માનવીની અનેક રીતે ખૂબ જ ઉપયોગી બને છે ગાયનું મૃત્યુ પછી તેનું ચામડું અને હાડકાનો પણ ઉપયોગ કરવામાં આવે છે આપણે જોઈએ તો ગાય એક ઉપયોગી ગાયને માતા શા માટે કહેવામાં આવે છે ચાલશે હિન્દુ ધર્મ ગાયનું આસ્થા નું પ્રતીક છે

ખૂંદ માં સંયુક્ત નાડી હોય છે એમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે લોકો ગાયને ખૂબ હેરાન કરે છે ગાયને લોકો બગાડે છે ગાયને લોકો મારે છે એ લોકોને બીક લાગે છે કે ગાય મને મારશે પણ આપણે જોવા જઈએ તો ગાયને આપણે જ્યાં સુધી છંછેડીએ નહીં ત્યાં સુધી ગાય આપણને કાઇ પણ નથી કરતી ગાયના વાછરડાને કે ગાયને લોકો મસ્તી મસ્તી કરે છે ગાયને પૂંછડી પકડીને હેરાન કરે છે અમુક નાના છોકરાઓને જોવા જોઈએ તો નાના છોકરાઓ પહેલા નાના છોકરા ગાયની આસપાસ ફટાકડા ફોડતા તેઓ ખરાબ તે બહુ ખરાબ આપણે જોઈએ તો ગાય ઘરેલુ પ્રાણી છે સૌથી મોટુ પ્રાણીમાંથી એક જ છે ખૂબ જ જે બિલકુલ હાનિકારક નથી લોકો પોતાના ઘરે ગાયોને કેવી સહિતાઓ માટે રાખે છે ખેડૂતો અને લોકો એક જ હેતુ માટે તેમના ઘરે ગાય રાખે છે કારણ કે તે બહુ ઉપયોગી છે સૌથી મહત્વની વાત એ છે કે આપણને ગાય દૂધ આપે છે તેમાં કોઈ મિલાવટ કે એવું કંઈ નથી હોતું જે આપણને ખૂબ જ આપણા શરીર માટે પાચન શક્તિ માટે એ પછી આપ એ પછી આપણે જોવા જઈએ આપણને એ ખૂબ મદદ કરે છે આપણે આગળ આપણે જોઈએ છે કે કેવી રીતે ગાયને ગાયનું ચામડું ગાયનું ચામડાનું ઉપયોગ લેવા લોકો તેનાથી ઉપયોગ શું કાર શેઠ સીટ બેલ્ટ બધુ બનવા માં મદદ કરે છે ગાયનો ચામડુ વિશ્વાના ચામડાનો ઉત્પાદન હેતુ ધરાવે છે ગાયના ચામડામાં લોકો તેની હત્યા કરે છે પરંતુ હત્યા કઈ સુધી ગાયે ખૂબ જ દયાળુ ખૂબ જ સંઘ પ્રાણી છે ઘણા બધા રાજ્ય દ્વારા ગાયને હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના માટે સરકારે ખૂબ જ કડક પગલાં ભર્યા છે આમાં આપણે જોઈએ છે કે ગાયને લગભગ દરેક વસ્તુ માનવ જાત માટે આપણે જાણીએ છીએ હિન્દુ ધર્મમાં તેનું મહત્વ છે જોકે ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેને કાળજી લેવામાં આવતી નથી તેને રસ્તા પર ફરવા માટે છોડી દેવામાં આવે છે જેના દ્વારા ઘણી બીમારીઓ થાય છે જેને આપણા રડે છે અને જીવ ગુમાવે છે લોકો તેના સરકારને કારણે ગાય સલામત સ્થળે રાખવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ જેથી કોઈને રોજિંદા ધાર ધારણ નુકસાન ના થાય

સત્તર ગયો ના અન્ય થી બચવા માટે ઘણા પગલાં લય રહ્યા છે એની સુરક્ષા માટે લોકો ગઠબંધનમાં આગળ આવી ગયા છે તેથી ગાય કોઈપણ પ્રકારનો આરોગ્ય વર્તન કરવાનું પસંદ કરતા નથી ગાયના ક્ષણ માટે આપણે તેને સાથે મળીને કામ કરવું જોઈએ અને અસપસ લોકો માટે અવાજ બંધુ છે ઘણા લોકો એમ જોયું છે કે ગાયનું બલી ચડાવે છે જે જરૂરી જે આપણા માટે વસ્તુ સારી નથી આપણે ગાયને ઉછેર તેના દૂધ જ્યારે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂર માટે થાય છે ગાયનો આપણે જેવું આવી રીતે મારી નાખીશું કે તેને આપણે બલી ચડાવે છે તો આપણા માટે એ આપણી આવતી પેઢીઓ માટે તે સારું નથી મળી આવેલી અવેસા અનુસાર ગાયનું પાલન ભારત સિંધુમાં ખીણ સંસ્કૃતિ સમય થતું હતું દરેક ઉપરથ કંઈક ને કંઈક

બ્રાહ્મણ ગાયમાં ધ્રનુટી હતી પૂર્ણવમાં ગાયની ઉત્પત્તિ અનેક કત્રક જોવા મળે છે જેમાંથી એક કત્રક પ્રમાણે જ્યારે બ્રહ્માથી એક મુખમાંથી અવરોધ પણ કરતા હતા ત્યારે બીજા મતમાંથી કેટલાક અમૃતના ટીપા બહાર આવ્યા હતા એ ટીપા વડે સુરભી ગહની ઉત્પત્તિ થઈ હોવાનો માન્ય છે એકબીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્ન થઈ જવાનો માન્ય છે અને મત મુજબ કપિલા ઉત્પત્તિ થઈ હતી તેના દૂધ વડે સેર સાગર નું સાચુ પ્રગટ થયું હતું આપણે જોવા જઈએ તો હિંદુ ધર્મ પ્રમાણે

શિવને પ્રિય પાન એવું બિલિપત્ર ઉપતિ ગાયના ચાઇના ગોબરમાંથી થઈ આવ્યું

નમસ્કાર sir BSNL છે, હું આફતાબ વાત કરી રહ્યો છું. શું સહાયતા કરી શકું છું તમારી? તમને કેટલા, તમારું budget શું છે plan નું? એવી રીતે હું બતાવું. અમ બતાવું છું સર. જો તમને તો કશું જોઈએ નહીં, first થાય છે, બસો રૂપિયાનું થાય. બસો રૂપિયા બસો થી લઈને પંદરસો-પચીસ સુધી થાય.

પાંચ હજાર લાગે. પાંચ હજાર, ખાલી પાંચ હજાર. fixed company ચાર્જ તમારા બસો રહશે જ રહશે રહશે. તમને આ બધી facility ના જોઈએ ને security માં Internaional, Local, ISD

પણ સર તમને SMS તો કશું મળે જ ના, એમાં પણ hundred SMS મળે ખાલી. hundred ખાલી બધા પ્લાન. જીરો રૂપિયા થી લઈને free માં પણ કશું પણ તમને plan જોવા જાય ને, કોઈ પણ company માં તમને ખાલી સો SMS જ મળે per day. બધા જ, બધા જ, કશું પણ, કઈ પણ, post paid હોય કે pre paid હોય કે free હોય, કશું મને એક દિવસ માં સો રૂપિયા, સો SMS થી ઉપર એક SMS ના મળે તમને. એમાં SMS નું free voucher પણ નથી, SMS નું કશું છે પણ નહીં. તમને સો જ SMS મલસે. ડેટા free તમને જોઈએ ને તો પચીસ GB તમને વાપરવાનું મડસે. પચીસ GB minimum છે, આ plan નું છે પચીસ GB. એના ઉપર તમે seventy-five GB તક. ત્યાં તક તમે જઈ સકો. seventy-five GB તક, ત્યાં તક જ તમને અલાવ છે, seventy-five GB થી ઉપર નહીં. પણ એના અલગ charges લાગે પચીસ GB તમે use કરો એના તમને last જબ month ની, જ્યારે month નું date આવે, તમને bill આવી જસે. જેટલું તમે use કર્યું reacharge, data વેતા, એમનું અલગ. બસો રૂપિયા તો plan છે જ, પણ એના ઉપર તમારે ઉપર ચડે, તમે કેટલું data use કરો છો. sir પંચોતેર GB. પંચોતેર GB નો એક, એક GB, એક MB ઉપર પણ તમે નથી વાપરી સકતા. તમને BSNL office જવું પડે. તમને તમારું plan change કરાવવું પડે પછી. પછી તમને ચારસો રૂપિયા માં ઘરવાપસી નો plan મળે, એના પણ સેમ જ બધા છે, સેમ જ બધા છે. બસ ત્યાં તમને ખાલી ચારસો રૂપિયા અલગ છે. ચારસો રૂપિયા plan ના છે. એમાં એના પણ સો રૂપિયા તમને SMS મલસે, પછી તમને voice માં તમને એમાં એચએલએમએલ, roming, national roaming including, મુંબઈ and દિલ્લી. મુંબઈ એંડ દિલ્લી માં તમને national roaming કરવું પડે. એનું મલસે તમને free અને એના ઉપર hundred SMS તમને per day મડસે અને પછી તમને એમાં સત્તર, સત્તર GB તમને use કરવા મડસે. પણ એના ઉપર તમને બસો દસ GB તક તમને allowed છે use કરવા માટે. પછી તમને બટાઈ દઉં. બધાના same જ charges છે, પાંચસો પચીસ, પાંચસો પચીસ નો plan છે. આમાં પણ સો SMS per day અને એના પછી voice call તમને બતાઈ દીધું ને, આ ઘરવાપસી નો plan same જ છે. એના ઉપર બધા same છે. ખાલી બસો વાળા અલગ છે, roaming અને એ તમને national જ મડસે, એમાં મુંબઈ ને બધુ આવી જાઇ. આ ખાલી પંચયાસી GB તમે use કરી સકો, એના ઉપર

તમને વધારે કરવું હોઈને, બસો પચીસ તમારે use થઈ જાય ને તમને તો પછી એમાં તમને plan change કરાવવું પડે BSNL office જઈને જ્યાંથી તમે SIM card લીધું હોય BSNL office માં, ત્યાં જઈને તમને તમારું એવું છે. એમાં મારે કેટલા દસ GB data મલસે extra facility voice over ને પછી વીસ SMS તમને extra મલસે આ plan માં અને પછી બધા plan માં અલગ અલગ છે. data ખાલી change છે બાકી સો SMS મલસે બધામાં extra extra.

ના મડસે, કશું પણ ના હોય. દસ GB તમને use કરવું પડે, એનાથી ઉપર એક MB ના મળે. sorry sir એમાં કી દિવસ-બીવસ ના આવે data માં, આખા મહિના નો દસ GB છે આ. અને પછી તમને બતાઈ દઉં એના ઉપર seven nighty-eight નું plan છે, triple nine અને one five two five નું છે, seven nighty-eight માં તમને પચાસ GB rollover મડસે, પચાસ GB તમને minimum મડસે એના ઉપર દોઢસો GB તમને allowed છે.

સો SMS per day મલસે, એના ઉપર પંચોતેર GB તમે use કરી સકો data અને એના ઉપર તમને allow છે, બસો પચીસ GB તમને allow છે use કરવાનું. એમ three family connection આવે અને unlimited voice call facility આવે પણ પછી તમને પંચોતેર GB data use યુઝ કરવું પડે extra. મડસે, અને પછી સો SMS per day મડસે. અને એની last લાઇન છે પાનસો.

કે તમને unlimited without speed restriction મડસે તમને. આમાં એવું છે ક તમને unlimited જેટલુ GB use કરવું હોય ને એટલું તમે use કરી સકો પણ આ અમે free માં નથી આપતા. પંદરસો પચીસ રૂપિયા તો ભરવાના જ તમારે પણ એના ઉપર તમે જે પણ unlimited use કરો એનું bill ભરવાનું તમારે. આવું છે એમાં. પછી એમાં one free family connection આવે with unlimited voice call facility અને પંચોતેર GB data use કરવા મડસે અને hundred SMS extra મડસે. મડે જ નહીં તો ક્યાંથી તમે use કરી સકો?

એટલી જ. પંચોતેર GB જ મડે, એનાથી ઉપર એક MB નહીં, એક KB પણ નહીં. અમારા BSNL ની self-care application છે જ, play store માં તમને મળી જસે, એના ઉપરથી તમે postpaid ના બિલ ભરી શકો છો અને પછી બીજું કાઇ હોય તો તમે BSNL office માં જઈને તમે ભરી શકો. હાં અને પછી તમને આવડે છે તો તમે app થી પણ ભરી શકો, એમાં કાઇ નહીં, એપથી પણ ભરી શકો છો. પણ તમારી ઉપર છે કે તમને ના જવું હોય office યા તમને app થી ના કરવું હોય તો office જવાનું. કશું એવું કોઈ problem નથી બંને જગ્યાએથી થય જસે. અને એ તો guarantee bill પણ આવે તમારું કે તમે bill ભર્યું છે. આગળ જઈને કાઇ problem વોબ્લેમ આવે કે તમે bill નથી ભર્યું તો તમે proof આપી શકો કે તમે app થી bill ભર્યું જ છે ને. bill ભરવાની જેવી date ના નવ મહિના start થશે, જેમ June ચાલે છે આગલા મહિના April June July થશે. July માં તમને start થય જસે પેલ્લી તારીખે.

બિલ નું કાઇ નહીં પણ તમને કાઇ એકસ્ટ્રા બિલ આવે, કાઇ તમને એવું પણ થય શકે છે. એ તમારો પ્લાન બંધ કરી દે, એવું મી જોયું છે. અમારી કંપની માં છે કે, લેટ બિલ ભરો તમે, તમારું પ્લાન કેન્સલ કરી દે. મતલબ આગલા મહિને

એમાં તમને કંટિન્યૂ પ્લાન મડે છે, તમને ચેંજ કરાવવું હોય તો જઈને ચેંજ કરાવવું પડે, પણ એમ શું કે તમે એક વાર પ્લાન ચૂસ કરી લો ને તો જીંદગીભર માટે તમને પ્લાન થય જાય. પછી હવે તમે બિલ ના ભરો, લેટ, ડીલે થય ગયું તમારે, તો એ ઓટોમટીકલી કેન્સલ થય જાય તમારો પ્લાન, હમેશા, દરરોજ નું.

બઉ બધુ પ્રોબ્લેમ બધુ થાય એટલા માટે તમારે બિલ ટાઇમ ટુ ટાઇમ ભરવું પડે.

નહીં, પોસીબીલીટી તો નહીં, એકસ્ટ્રા ચાર્જિસ તો નહીં લાગતાં પણ તમારો પ્લાન કેન્સલ થય જસે. નહીં, પ્લાન હશે જ નહીં, કેન્સલ થય જાય તમારું.

તમને ત્યાં જઈને, જાતે જ, લિસ્ટલ ની ઉપર જ છે કે લેટ બિલ ભર્યું દસ દિવસ થી ઉપર એવું કાઇ થાય પંદર દિવસ તો તમારું પ્લાન ઓટોમટીકલ્લી ડીલે ને કારણે તમારું પ્લાન રદ થય જાય. પછી ત્યાં જઈને અને કસ્ટમર બિલ પેમેન્ટ કરીને તમને કહવું પડે કે મારુ પ્લાન એક્ટિવેટ કરો, મારે ડીલે થય ગયું છે. તો પછી તે લોકો તમારું પ્લાન એક્ટિવેટ કરે. કશું ના હોય એમાં. ટાઇમ લાગે મતલબ તમે કેહવા શું માંગો છો? અરે તૈયારી માં જ થય જાય અને પછી બિલ પેમેન્ટ કરીને તમે ડીલે કર્યા વગર કશું કરસો ને તો તૈયારી માં જ થય જાય. એવું છે એમાં પણ પછી તમે એકત્રીસ તારીખે ભરો તો બીજા મહિના ની એક તારીખે તમારે સ્ટાર્ટ થય જશે.